જેમાં છોકરાઓને રમવા માટેના સાધનો પણ જોવા મળે છે અને ત્રણ બાંકડાઓ મુકવામાં આવ્યા છે અને વચ્ચે મસ્ત એક બગીચો બનાવવામાં આવ્યો છે.

ને કેટલાક લોકો બહાર ઉભા રહીને જોઈ રહ્યા છે અને આજુ-બાજુ ઘણા વૃક્ષો છે.

જે લીલાછમ છે અને કેટલાક વ્યક્તિઓ ત્યાંથી ચાલી રહ્યા છે અને તેની પાછળની ભાગે એક ડુંગર જોવા મળે--

જેની ઉપર વલસાડ વકીલ મંડળ રૂમ એમ લખવામાં આવ્યું છે અને તેની નીચે એક ગાડી પણ મૂકવામાં આવી છે અને આ ઘરમાં એક ખુરશી જોવા મળે છે.

એક સ્ત્રી વૃક્ષ પાસે બેસેલી છે અને કેટલાક છોકરાઓ ત્યાં પથ્થર પાસે બેસેલા છે.

એમાં ઘણી બધી કસરત કરવાની મશીનો જોવા મળે છે અને કેટલાક બીજી કશરત કરવાના સાધનો પણ જોવા મળે છે.

નીચે કેટલીક બેગો પણ મૂકેલી છે અને એક વ્યક્તિ તાં કસરત કરી રહ્યો છે.

દોરીથી નીચે ઉતરતો જોવા મળે છે અને એક વ્યક્તિ ઉપર ચડી રહ્યો છે.

ને ઉપરની બાજુએ ઘલિયાળ છે જેના ઉપર કોફી એમ લખવામાં આવ્યુ છે.

એક ટેબલ પણ છે એક પોતુ મારવાનું સાધન અને ગન્દા કપડા મુકેલા --

ને ઘણી બધી લાઈટો પણ દેખાય છે અને નીચે ટાઇલ્સ નું ફ્લોર જોવા મળે છે.

અને ઘણા બધા લોખંડના નાના-નાના થાંભલા નીચે જોવા મળે છે અને બે બોર્ડ જોવા મળે છે.

જેમાં ઘણી બધી વસ્તુઓ મૂકવામાં આવી છે અને ઘણા મોટા મોટા બોક્સ પણ છે અને એક સીડી ઉપર સુધી જાય છે.